અ તપ કરવો પડે કે કોઈને હાસ્ય કરવા રડવા માટે કોઈ ને મનોરંજન કરવા માટે કોઈને રીજવવા માટે પણ હવે હજી એક હું અહિયાં સવાલ તમને પુછુ શુંકોઈ કલાકારને લીધે કોઈના દિલ તુટે કોઈ એ વ્યક્તી ને આપને કલાકાર કહી શકીએ કે તમે એક કલાકાર નો એક હોય એવો બહુ મુખી માનસ હોય જે માણસો ના દિલ તોડવા માટે જ બનેલો હોય હ હ હ

દિલ તૂટવું અને કલાકાર બનવું એ બે અલગ વસ્તુ છે કલાકાર એ ને હા ભાવના છે એમાં ના તમારું દિલ તુટે અને પછી અન બધા તમે તમારો સવાલ આ એટલે તમે પુછો છો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

એવું હોય છે હું ના નથી પાડતો પણ એ એવું જ હોવું જોઈએ ને એ વાતથી હુસહ્મત નથી એવું ના હોય મેં પહલા વાત કરીને ગરાના વારી એબધા ગરાના અ દર ગરાના જે કલાકારો છે ચાલતા હોય છે એવું નથી હોતું કે બધાયના ના દિલ તુટેલા હોય છે એ લોકો પહેલેથી જ એવું સાધના કરે છે નાનપણથી જ રીયાઝ કરે છે અને પછી એ અ perform કરે છે એને બીજું વસ્તુ એ તો તમે કીધુ કે હાસ્ય વસ્તુ તમે ઠીક છે તો ફનકાર તરીકે કલાકાર તરીકે હું એને કહીશ લોકોને રડાવા છે ને એ બહુ સહલા છે એ કલાકાર તરીકે પણ હસાવા છે ને એ બહુ અગ્રા છે અને એક હાસ્યકાર હોયને જે કલાકાર અ જે કલાકાર નો પેટા પ્રકાર કર્યું છે હાસ્યકાર હોય ને એ હંમેશા એક tragedy માંથી જ અ બાર થયો હોય એટલે હવે એ તમારા સવાલનો જવાબ આપું છુકે એક જ કોઈ એક એવી દુખન અવસ્થામાં જ બાર નીકળ્યો હોય ત્યારે એ હાસ્ય કલાકાર બને કેમ કે સુખ છે ને એ દુખ નો અનુરૂધ છે જ્યાં સુધી તમને દુઃખનો દુખની અનુભૂતિ ના થાયને ત્યાં સુધી સુખ સુ છે ને એ તમે અ નહિ જાની શકો એટલે તમારે જીવન મ દુખન એવા અવસરો બની ગયા છે ત્યારે એ માનશ એવું વિચારે છે હું દુખી થયો છુ પણ મારી બીજા ને દુખી નહી કરવા મારે તો માણસો ને હસાવા છે ત્યારે હાસ્યકાર હાસ્યકલાકાર બની સકે

અ એક રાજનીતિ છે આપડા દેશની કે સર્વ દેશની હું આખી દુનિયા રાજનીતિ ની વાત કરું હું ફક્ત ને ફક્ત ભારતની નથી હું પાકિસ્તાનની નથી કરતો આખી દુનિયાની આખું earth આખી પૃથ્વીની ની કરું છુ તો આ લોકોને કલાકાર તમે કહી શકો કે નહી કે ખોટા વાદા કરે અમુક અ હું એમ નથી કે બધા politic ખરાબ જ હોય સારાએ છે સારા કામ એ કરે છે આપના ગુજરાત માં જોવો અ કેટલા કેટલા રોડ રસ્તા ત્યાર થઇ ગયા કેટલા કેટલા bridge બની ગયા મેં દસ વરસ માં મેં ખુદ એ જોયેલું છે હું જ્યાં રાજકોટ માં આવતો રાજકોટના આજુબાજુ ના એરિયા મા ફરતો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 વાદા વચન આપીને પાંચ છ વર્ષ માટે ગાયબ થઇ જાયે છે એવી મીઠી મીઠી વાત કરીને નીકળી જાયે આપને તો બધા વાહ વાહ કેવી વાત કરી આમ લાગે કલાકાર જેવું જ તમને આપ માફ કરજો અટકાવું છુ થોડું અટકાવું છુ માફ કરજો આ topic જ છે ને થોડો અલગ છે સાહેબ અને હું એવું કવું છુ આ topic પર આપડે ના કરીએ તો સારું આહ કેમ એક અ આ એક આખો politics નો topic છે થઇ ગયો

એ કોઈ પણ કે જાણે કે તમે કદાચ એક અ એક કોઈ મહારાજ વિશે જે જમવાનું બનાવે છે તમને એની જમવાની રસોઈ ભાવે છે કે જે કલાકાર છે કેમ કે એને એના એક એક તમને ઉદાહરણ આપું કે એ આમેં સાભળેલું ઉદાહરણ છે કેનું સાંભળેલું એમને ખબર નથી પણ તમે કોઈ તમારી ગાડી બઈગડી છે અને તમે કોઈ garage માં ગયા અને એ garage વારા એ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 feet કરવા માટે એને આખી એની જીંદગી વેડફી નાખી સમજો છો હું સુ કહવા માંગું છુ એની એ એક bolt ફિટ bolt એ પેલું કહવાય ને નશ પકડવા માટે ગાડીની ક્યાં ખરાબી છે એના માટે એની આખી એની જીંદગી વેડફી નાખી પછી જ એ એને ખબરપડી કે આ bolt ફિટ કર્યું તો ગાડી ચાલુ થઇ જશે તમને તો ખબર તો ખબર નથી કલાકાર ની વસ્તુ એવી છે કે ઘણી વાર કલાકારસમય ની કિમત હોય છે તમે જે બે હાજર રૂપિયા આપો છો boltfeet કરવાન નથી આપતા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

લગી જે અ સાર સંભાળ રાખે પછી છોકરાનો નો જનમ થાય છે એને રીતને જે રીતના પાલન પોસન કરે એમપિતા છે જે એની ફરજ નિભાવે તો શું આ લોકો કેવડા આપડા દર્જામાં કલાકાર હોઈ શક્યા કઈ રીતના આપને લઇસ આપડે ઈશ્વર ને જ પહલા કલાકાર કઈ દીધા તો પછી એ ઈશ્વરનો જ સ્વરૂપ કહવાય એટલે આપડે એની વિશે કાઈ જ કહી જ ના શકીએ આગળ ભગવાનેજ એવું કહવાય કે ઈશ્વર નો દર્જો આપેલો છે માં ને બરોબર હું એમને કલાકાર અ કલાકાર ન કહી સકું એનું કારણ એ છે કે આહ વરસો થી જ આપનને આ પરંપરાગત ચાલી આવતું એક proccisor છે ઠીક છે આહ આપના માં બાપ માં બાપના પણ માં બાપ એના પણ માં બાપ તો એ પોત પોત પોતાની ફરજ નીભાવતા હોય છે એને એ પોતાની આહ સંતાન ને નાનેથી મોટા કરીને ઉછેર કરતા જ હોઈએ હા પણ એમાં નાની વાતનો અંશ હું જરૂર ખોળીસ કે આહ એક આપડી જે જરૂર હોય છે કે આપડી સામે હાજર થઇ જાયે છે હવે ક્યાંથી આવે છે કેવી રીતના આવે છે માં બાપ કેવી રીતના કરે છે ઈ કલાકારી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

કલાકાર થઇ ગયા કલાકાર થઇ ગયા એટલે in the sense કે તમારે શીખવાનું તો ગણું બધું છે જ પર તમે એક એવા પડાવ પર આવી ગયા છો કે હવે તમને ઓળખવા મડ્યા છે કલાકાર તરીકે તમને જાણવા મડ્યા છે તમે અ તમને માનવા મડ્યા છે અને બીજી ન વસ્તુ કે એ થાય છે હવે કઈ પણ કોઈ segmenet આપસો કોઈ પણ એક અ વાક્ય બોલ્સો ને તો એ પથ્થર ની લકીર થઈ જાશે તમેં એ દર્જા પર પહોચી ગયા જ ગયા છો એક કલાકર તરીકે પણ કલાકાર થઈને કલાકાર તરીકે ટકવું ને એ પણ એક સંગર્શ છે ખુબ સરસ ખુબ સરસ આ ધ્યાન કલાકાર ને રાખવું જોઈએ કે ભાઈ તમે કલાકાર થઈ ગયા છો પણ સંગર્ષ તો તમારે કરવો જ પડશે હંમેશા ભલે તમેં પડાવ પર શું કામ ના હો માફ કરજો કલાકાર ને કલાકાર તરીકે ટકી રહેવુ જોઈએ એ ટકવા માટેનું હવે તમારો સગર્ષ ચાલુ થાશે તો એ સંગર્ષ રેવાનો જ છે તમારા જીવન માં આ વસ્તુ જ હમેંશા કલાકાર ને ધ્યાન રાખવી જોઈએ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 ધ્યાન રાખવું તો મને કાઈ suggestion આપી શકો કોઈ સલાહ આપી શકો કે ભાઈ આ આ રીતે વ્યક્તિ આ રીતે તમે કોઈ સાચા કલાકાર જો કે કલાકાર કોઈ ખોટો હોતો જ નથી પણ અમુક એવી acting એ કરતા હોય કે તમને ભોડવવા માટે તમને છેતરવા માટે

ઉમદા કલાકાર અ જેવી વસ્તુ અ ઉમદા કલાકાર છે આપડે કઈ રીતે કહી શકો હું કહું ને તો ઉમદા કલાકાર એજ હોય છે કે જે પોતાના જીવન માં હમેશા રીયાઝ કરતો હોય ઠીક છે એ રીયાઝ કોઈ પણ જાતનો હોઈ સકે સંગીત નો પણ રીયાઝ હોઈ સકેએ નાટ્યકાર છે તો પોતા અ પોતાનો એક અલગ રીયાઝ હોઈ સકે ચિત્રકાર છે એ રોજે રોજ અ બરોજની જીંદગીમાં પોતાની રીતને કાઈક ને કઈક કરતો જ હશે એ કઈક હવે એક ચિત્રકાર છે તો એ બહાર નીકળશે તો એને રંગો જ દેખાશે એને આકાર જ દેખાશે ઠીક છે અ સંગીત સંગીત કલાકાર હશે જે ian હશે કોઈ એ બાર નીકળશે ને તો એને રીધમ અને લય જ સભડાસે અને દેખાશે એ પછી કોઈપણ જાતની રીધમ હોઈ સકે એ કદાચ traffic નો અવાજ હોય તો એની એ એની રીધમ પ્રમાણે જ ચાલતી હશે ઠીક છે પછી એ કોઈ પણ નાટ્યકાર હશે એની observation શક્તિ હશે એ બધાયને એને એક અભિનેતા તરીકે જ

એની સાધના ચાલુ જ રહેવી જોઈએ જેમ આપને ભગવાનની માળા કરીએ છીએ સવારે બેસીને કોઈ એવા પ્રખર હોય છે એ ચોવીશ કલાક ભગવાનની માળા કરતા હોય છે જે સાધના કરતા હોય છે ભગવાનનું મનમાં આમ નામ જપતા હોય એવી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

તમાંરી સાથે વાત કરીને ખુબ ખુબ આંનંદ થયો ભોમિક ભાઈ હવે પાછા મળીયે બીજી વાર પહી વાત હશે તો હું તમારી સાથે વાર્તાલાપ કરીશ ધન્યવાદ તમારો સંગ કે કમ્પ્યુટર એટલે એવું યંત્ર છે જે ક્રમાદેશન કરી ને અપાયેલી સુચનાઓ ને મુજબ માહિતી અને ડેટા પર પ્રક્રિયા કરી શકે છે. આધુનિક સંગણકોને મળતા આવતા પહેલા ડિવાઇસિસ. મધ્ય ના હતા. જોકે કમ્પ્યુટર નો અભિગમ યંત્રો અગાઓ અસ્થીત્વ ધરાવતા કોમ્પ્યુટર્સ જેવા કે હતા આગાઉ ના ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર્સ વિશાળ ઓરડાના કાઢ ના હતા જેટલી વીજળી વાપરી નાખતા હતા આધુનિક કોમ્પ્યુટર્સ નાની ઇંટેગરાટેડ સબસ્ક્રિપ્ટ અને આધુનિક છે માહિતી ના સંગ્રહ ની દ્રશ્તિયા અબજો ગંદા વધુ સક્ષમ છે હાલમાં સાઢા કોમ્પ્યુટર્સ ગડિયાળ માં સમાવી શકાય એટલા નાની સીઝે ના બની શકે છે એ ગડિયાળ ની બેટરી થી ચલાવી શકાય છે વિશેષ પ્રકાર ના વ્યક્તિગત કમ્પ્યુટર્સ ની માહિતી ના ઓળખ ચિન્હો રૂપ છે. જયપ્રકાશ સર્વ સામાન્ય છે તે એમ્બે ડેડ કમ્પ્યુટર. નાના સદ યંત્ર કે જેનો ઉપયોગ બીજા યંત્રો ને કુશમાં રાખવા માટે થાય છે. ઉધારણ તરીકે એમ્બે ડેડ કમ્પ્યુટર, લડાકુ વિમાન, ઉદ્યુગિક રોબોટ્સડિજિટલ કેમેરા. મળે છે સુચનાઓ યાદી નો સંગ્રહ કરવાની ક્ષમતા ને. કમ્પ્યુટર પ્રોગ્રામ કહે છે, કમ્પ્યુટર્સને ખુબજ ઉપયોગી બનાવે છે અને અન્ય ગણન યંત્રો જેવા કે લેટર. તેથી તેને અલગ પડે છે એ આ વિવિધતા નું ગણીતીય નિરૂપણ છે. ચોક્કસ ઓછા માં ઓછી ક્ષમતા સાથે નું કોઈ કમ્પ્યુટર સિદ્ધાંતિક રીતે અનિલ કપૂર ની જેમ કાર્ય કરેં છે તે જ કાર્ય. આજ કરતા સક્ષમ હોય છે. પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પીએ અને સુપર કમ્પ્યુટર સુધી ની ક્ષમતા અને જટિલતા ધરાવતા કમ્પ્યુટર સમાન, સમય, સન્ગ્રહ તેની સાથે એક સરખા કમ્પ્યુટર કામ કરવા સક્ષમ હોય છે. કમ્પ્યુટર નો ઇતિહાસ અગાઉ ના સમય માં કમ્પ્યુટર ને એક ડેવિસેને ઓળખું અઘરું છે, કારણ કે સમયાંતરે કમ્પ્યુટર સબધ નો અર્થ બદલાતો જાય છે મૂળ રૂપે કમ્પ્યુટર સબધ એવા વાકયતી નો ઉલ્લેખ કરે છે જે ગણતરી કરી સકે આવા કમ્પ્યુટર ગણી વાર ગણતરીના સાધનથી પણ મદાંધ લેતા હોય છે આધુનિક કમ્પ્યુટર નો ઇતિહાસ તે અલગ વૈધિક વિજ્ઞાન સાથે શરૂ થાય છે. આપો આપ થતી ગણતરી અને program ability અગાઉના યાંત્રિક ગણત્રીનાં સાધનો ના ઉધારણ માં સ્લીદેરુલે અને નક્ષત્ર માપક યંત્ર તથા આંટી યાંત્રિક પદ્ધતિ જે ઇસવીશં પૂર્વે દોડસો થી સો ના સમય માં અસ્થીત્વ ધરાવતા હતા સમાવેશ કરવામાં આવે અલેક્સનદરીયાના આ મીકેનીકલ theatre બન્યું હતું જે દસ મિનિટ સુધી નાટક બતાવતું હતું તે દોરડાંઓ તથા જટિલ પદ્ધતિ દ્વારા ચાતુ હતું mechanism નો જો હેસો ખેલ કરશે તે નકી કરવા કદાચ તેની રચના કરવામાં આવી હતી આ probability નો સાર છે ખગોળ શાસ્ત્ર ને લગતી ગડિયાળ ની શોધ અલ બારસો છમાં કરી હતી તેને સૌથી પહેલો program કઈ શકાય તેને analog કમ્પ્યુટર ગણવામાં આવે છે તે રાશિ સૂર્ય ની ચંદ્ર ની દસ બતાવ તું હતું અર્ધ તંત્ર કર પોઈન્ટો પેર કલાકે સ્વયં ચાલીસ દરવાજા ખોલીને બહાર આવે ને સાથે જોડાયેલા દ્વારા દ્વારા પાંચ રોબોટિક સંગીતકારો ને સંગીત વગાડે છે સમગ્ર દરમિયાન દિવસ અને રાત ની લામ્બિયા માપવા દરોજ દિવસ રાત ની લામ્બિયા ને ફરી program કરી શકાય છે મધ્ય યુગ ના અંતમાં એયુરોપિયાં મેથેમેટિક્સ અને એન્જિનિરીંગમાં નવું જમ્પ જોવા મળ્યું સોળસો ત્રેવીસ યંત્ર એયુરોપિયાં એન્જીનીરસ દ્વારા બનાવામાં આવેલા મિકેનિકલ કોમ્પ્યુટર્સ માં પેલું હતું જોકે તેમાં આ કોઈ પણ ડીવીસીએસ કોમ્પ્યુટરની આધુનિક વાખ્યા ને દેતા નથી કારણ કે તે program કરી શકતા ન્હોતા જોસેફ મેરી જેકુરદે કાપડ બનાવની સુધારો કર્યું હતું તેને સાદ માં જટિલ પેટર્ન નું ઓટ કામ automatic થાય તે માટે ચોક્કસ કાણાં પાડેલાં પેપર ની શ્રેણિયોં ઉપયોગ ઘચ્ચ તરીકે કર્યો હતો તેના પરિણામે કોમ્પ્યુટરના વિકાસ માં બની રહીયુ કારણ કે ઓટની પેટર્ન તરીકે પાંચ કરેલા કાર્ડ નો ઉપયોગ સૌથી વહેલો પ્રકાશ તરીકે જોય શકાય તે automatic ગણતરીનું programming સાથેનું મિશ્રણ હતું તેને પેહલું ઓળખાવી શકાય તેવું કમ્પ્યુટર બતાવ્યું અઢારસો સાડત્રીસ માં engine કહેવાતું સંપૂર્ણ program કરી શકાય એવા મીકેનીકલ કમ્પ્યુટર ની કલ્પના મર્યાદિક બાંદોડ ના કારણે design સાથે બેદરકારી ના થયી શકનાર ખરે ખર ક્યારેય ઘણા engine બનાવી શક્યો ન્હોતો Tabulating machine દ્વારા અમેરિકાના સહયુક્ત યુનિટેડ રાજ્યોની વસ્તી ગણતરી અઢારસો નેઉ માં પાંચ કાર્ડ નું મોટા પાયાનો automated data process આવ્યો હતો એની design વોલરીક દ્વારા ત્યારે કરવામાં આવી હતી અને કોમ્પ્યુટરની tabulating recording દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યો તો જે બાદમાં IBM થયું ઓગણીસમી સાધિન અંત માં અસંખિયો તેચનોલોજિયો જે બાદમાં પ્રકટીકાળ કમ્પ્યુટર દેખાવા માંડ્યા બાદ રિપ્લાયજેસોન માં ઉપયોગી સાભિત થયા હતા vacuum tube, સમાવેશ થાય છે વીસમી સાધિન પૂર્વાધ માં વેગનયનિક ગણત્રીયોની

point પેલું digital ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર બનાવો મુશ્કિલ છે electro magnetic the red પેલું એવું working machine હાટ જેમાં ઘણી તેની વિશિષ્ટ હતી તેમાં floating point arithmetic ane probability નો સમાવેશ થયો હતો ઓગણીસો અઠાણુ માં જે ઠરી વ્યવસ્થિત રીતે સંપૂર્ણ ધરાવતું સાભિત થયું હતું જેથી તેનેટ વિશ્વ નું પેલું operational કમ્પ્યુટર માનવામાં આવ્યું program ના થયી શકે તેવું કમ્પ્યુટર ઓગણીસો એકતાલીસ vacuum tube other computation, , memory નો ઉપયોગ કરે છે રહસ્યમય બ્રિટિશ કોમ્પ્યુટર્સ જેની program શમતા મર્યાદીઠ હતી પણ એવું લાગતું હતું કે આ device વપરાતી બની શકે અને ઇલેક્ટ્રોનિક રીતે બેમાં ફરી program કરી શકાય તેનું ઉપયોગ ગેરમાં યુદ્ધ સમય માં code break કરવામાટે થયો હતો જે હિટલરની હાર નુ કારણ પણ બન્યું હતું જે ગેરમાન્ય નો ગેરમાન્યની બ્રિટન સમયની હાર માટે જવાબદાર હતું ને તેની શોધ આહ નામના વગનયનિક એ કર્યું હોવાનું માનવામાં આવે છે large scale electro mechanic કમ્પ્યુટર જેની programming શમતા માર્યાધિત હતી USarmy ની બેલાસ્ટિક શંશોધન પ્રયોગ શાળા જે ગંઇથનોઉપયોગ કરતુ હતું તો તે પેલું સામાન્ય કમ્પ્યુટર કહી સકાય ઓટ જેસૂ ઓગણીસો એકતાલીસ ના સામે electro magnet ઉપયોગ કરવટો હતું જોકે સર્વાત્મ Architecture લૌચિક નો હતું તેના programming ની સારવાર કરવા માટે તેનું જરૂરી હતું કેટલાક વિસ્તારો વિકાસ કરો તેના પ્રવાહો ને ઓળખી ગયા હતા વધુ લૌચિક તથા design લયીને આવ્યા program architecture અથવા architecture તરીકે ઓળખાતી હતી આ design નું શૌચારિક વાર્ના સૌથી પ્હેલાં દ્વારા first draft of report on તરીકે થયું હતું તેની વેચની ઓગણીસો પીસ્તાલીસમાં થયી હતી આ સમય ગાળામાં સ્લોટ program આધારિત ગાના પ્રોજેક્ટ હાથ ધરાયા હતા એમનો પેલું પ્રોજેક્ટ બ્રિટન માં પુરો થયો machine અથવા સૌથી પ્હેલાં કામ કરતુ કરવામાં આવ્યું હતું જયારે associan ના પોસ્ટ પછી પૂરો થયો હતો તે સ્ટડ programming design પેલું પ્રકટીકાળ હતું એના થોડા સમય બાદ દર્શાવ્યું માચીને

થાય ઓગણીસો ચાલીસ પેહલાં ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર્સ કરતા હવે તે તેચનોલોજી માં પ્રથમ ફેરફાર હોવા છતાં હજુ પણ મોટા ભાગે achitecture નોજ ઉપયોગ કરે છે ઇલેક્ટ્રોનિક એલિમેન્ટ્સ તરીકે vacuum tube નો ઉપયોગ કરતા કમ્પ્યુટર ઓગણીસો પચીસ સુધી વાપરતા હતા ઓગણીસો સાંઈઠ સુધીમાં transistor આધારિત machine આવી ગયા જે વધુ નાના ઝડપી ઉદ્યપદાન માં સસ્તા આપનારા અને વધુ વિશ્વસનીય હતા પેલું transistile કમ્પ્યુટર university of menchester ઓગણીસો છાપાં માં બતાવામાં આવ્યું હતું બુદ્ધીમાંનોમાં શ્રેષ્ઠ ભગવાન આત્રી અગ્ની વેદનું વાક્યને સાંભળીને પ્રસન્ન થઇ સત્ય અને નિશ્ચય રૂપોએ તો વાત કરી જો પ્રાણનો નાશ કરનારા રોગો તો ગણાય છે છતાય તેમ વિશ્વાસ અને એક સીગ્રપણનો નાશ કરે છે તેમ રોગો પ્રાણ નો નાશ કરતા નથી અન્ય રોગોથી પીડિત મનુષ્ય પણ અંતે મૃત્યુ સમયે એકાંત અને તીવ્ર કરનાર શ્વાસ રોગો અવસ્ય થાય છે ચિકાસ અને શ્વાસ રોગો વાત અને કફ નાશક છે પરંતુ તે અનુપતી પિત્ત સ્થાનમાંથી થાય છે આ બને રોગની ઉચિત ચિકિત્સા કરવામાં જો ના આવે તો હ્રદય અને સ્સ્નાતુઓનું શોષણ કરનાર બને છે તેથી સામાન્ય એવા એ બને રોગ અત્યંત દુર્જન અને કષ્ટ સાધે છે જો તેનો મુખ્ય ઉપચાર કરવામાં આવે તો ક્રોધ પામેલા આથી વિશર્ક ની માફક શીગ્ર એનો નાશ થાય છે રજ્ધુમ વાયુ સ્થિત સ્થાનતીત જળનું સેવન અધિક વ્યાયામ મૈથુન પરિશ્રમ માર્ગ ગમન અતીરુક્ષણ અતીસમ ભોજન આમદોષ આના સહીમાં રુક્ષતા અતીકુફ્તર્પણ દુર્બળતા મર્મ સ્થાન મા આઘાત થી ઉષ્ણ બનેનું સાથે શરીરને લાગુ એમાં અનુસંધાનનો અતીયોગ ઉપયોગ અતિશત દ્વારા થતી પ્રતિ ક્રિયા ક્ષયહિત ઉદાહરણ પાંડુરોગ વિશોલ ઇકા અને સ્વાસ્થ બંધાય છે નિષ્પા વાર વગેરે અડલ સૈન્ય અનુસરણ ઇષ્ટ લોક પદાર્થોનો ઉપયોગ કમળ કંદ વિદાયની ગુરુ ભોજન જલચરણ અને આનુંશ પ્રાણીનું માસ એવું અહીં કાચા દૂધનું સેવન અભિસંધાન હાર્વી અહેવાલનું સેવન કફ કારક પદાર્થોનું સેવન કંઠ અને છાતીમાં આઘાત અનેક પ્રકારના કારણોથી નિબંધથી ઇકા અને શ્વાસ ઉત્પન્ન થાય છે વિકાસ અને શ્વાસના પૂર્વ રૂપો વિકાન કંઠ અને છાતીમાં ગુરુતા મુખની કસાયતા ઉષ્મા આટો ગળો ના તીવ્ર રૂપો છે શ્વાસ આના પાર્શ્વ હૃદયમાં પીડા પ્રાણ વાયુનો વિલંબ એ શ્વાસના પૂર્વ રૂપો છે ઇકાન અને શ્વાસના સંદર્ભમાં સમાન હોવા છતાં લક્ષણ અભિન્નતા હોવાથી પૂર્વ રૂપો પણ અલગ અલગ બતાવેલ છે શોષણ કથન એકાથી ઉપરયુક્ત અતિ વિશેષ અને શ્વાસમાં અન્નદેવ અને બેચેની મુખની વિરુસ્તીતા વિશેષ બતાવેલા છે એકાની સંપ્રાપ્તિ ડોક્ટરીત વાયુ પ્રકુપિત થઈને પ્રાણ વાયુ ઉદક વાયુ અન્ય સ્ત્રોતોની આવૃત કરીને એકાની ઉત્પન્ન કરે છે જે પ્રાણ નાશ કરે છે અથવા જે રોગોમાં મુક્ત માથી હિત હિતો જ શ્વાસ નીકળે છે તેને ઇકાદ કહે છે સુશોહિત ઈકાદનું વર્ણન કરતા કહેલ છે કે ઉદાર સહિત પ્રાણ વાયુ યકૃત વિહાના આંત્રને જાણે કે પેટપૂર્વક બહાર ફેકતું હોય એ વાયુ વારંવાર મુખ તરફ આવીને શબ્દની ઉત્પતી કરે છે ઈરેકી અને ઇકા નામની ઉત્પન્ન પ્રયત્નથી એકાદી મેળવે છે જેને આધુનિક લોકો આપે છે તે રોગ રૂપની પરંતુ એકાદિલ લક્ષણ રૂપ ઉપાધિ છે જે મનુષ્યના અન્ય રોગદીના કારણે માસ બોર્ડ પ્રાણ તેમજ પિતંશીલ થયેલા હોય તેવા વાયુ યુક્ત એક કંઠની

હ્રદય ઉષ્મા ચતુરાઈ નો અવરોધ કરીને સૌના નો નાશ કરીને શરીરમાં સ્તંભતા જોડતા અને અન્ય પાનના માર્ગોનો અવરોધ કરે છે સમુતી શૃપુર્ણ નેતૃતા સંઘ પ્રદેશમાં નેતૃત્વ શબ્દતા તરુણનું નીચે આવું અટકતા તથા બોલવું અશબ્દ ભાષાનો યોગીને કોઈ પણ રીતે શાંત થવા મળતી નથી આ શિક્ષા મહામૂળ અને મહાશબ્દ મહાવેગ મહાબળ યુક્ત હોવાથી સીગ્ર પ્રાણ માતવી મહતી સાથે આવે છે જરૂરી સર્વશ શરીરમાં કમ્પ લક્ષણને વાઘ વેટે સમયે આવે છે રોગીનું આગળ નમી જવું વિશેષ લક્ષણ બતાવે છે ગંભીરીતા ના લક્ષણો નાભી અને પ્રક્વાશી માંથી ઉત્પન્ન થાય છે જે મનુષ્યના શરીર માં હિપકા કપ અને વાયુ અતિ વૃદ્ધિ થાય તે અત્યંત કૃશિયલ મનયુક્ત હોય સર્જરી તથા તેથી કઠિનતાથી ગંભીરતા થી બગાસો ખાતો હોય અંગોની ક્યારેક સંકુશી પ્રસારિત કરતો હોય બંને પાસોને શ્વાસ લેતા સંકોચિત કરતો હોય અવ્યક્ત શબ્દ કરતો હોય શરીરમાં સભ્યતા કે પીડા યુક્ત થતા મનુષ્ય નાભી અને પકવાસીમાં એકા ઉત્પન્ન કરે છે તેને ગંભીરા કહેવાય છે આ એકા સમયે શરીરમાં અત્યંત શોભ શરીરનું નમવું આખું સમુદ્રતા આવવા શ્વાસ માર્ગોનો અવરોધ રોકીને બોલ અને ચેતના મનમાં કાર્યનો નાશ થવો રોગીના પ્રાણનો નાશ થવો એનો એકાદ નામ ગંભીરા છે શરૂયાત માંથી નાભિથી પ્રવૃત્ત થયાની સ્વયંપર ગંભીર અવાજ યુક્ત નાં અન્ય યોગ દર્શન આવે છે છેવટે મહાયુક્તાને લક્ષણોને ગંભીર આણથી બતાવે છે

આ સમાન થી ઉત્પન થાય છે અને આ બચી ગયા પછી અધિક બળવાન બને છે વેગ સમયે રોગી પ્રહલા કુર્તી અતિશાત કૃષિ પીડિત થઈને લાનછિય બને છે શ્રુંગલીયતાને અસૃપણ બને છે મુખ ની નીસુકતા શરીરનું આગળ નમી જવું ઉદરના ભયંકર આજમા યુક્ત આવી મૂળથી ઉત્પન્ન થાય છે આના વેગ નિરંતર ન આવતા હોવાથી રોકાય રોકાઈને આવે છે આ પ્રાણનો નાશ કરનાર ઇકાનું વ્યાપક થાય છે આજ વાડે લાંબા કાળના આહારના પરિણામે પાચનના સમયે બે બે વેગ આવે છે અને પચી જાય છે ત્યારે આગળ વધે છે વેગેની અને પરિણામ વર્તીય પરીયાય નામ આપેલા છે

ઉપરોક્ત વ્યાપ્તતા કહેલ છે પરંતુ તેમાં લક્ષણોની સમાનતા જોવામાં આવતી નથી સુશુદ્રાયકા વ્યાયામ થી સમૃદ્ધિ પ્રકોપિત થયેલા સુદ્ર અલ્પવાયુ પોસ્ટથી કંઠ મસ્નતાથી વાયુ મસ્તાનું કરી શુદ્ર નામોની કરે છે તે અતિ કોષ્ટ દાયક નથી હોતું તથા જાતીય નસીબ માનવા પ્રદેશ હૃદય બાધા નથી કરતુ ઉચ્વ શ્વાસ શ્વાસ માર્ગ અન્નવાહ અને જરૂરી વસ્તુઓનો અવરોધો કરતા નથી પરિશ્રમ કરવાથી વધે છે અને કંઈક ખાવા પીવાથી શાંત થાય છે સૌથી પ્રથમ પ્રારંભ છે ત્યાંથી નિવૃત્ત થવા માંડે છે હૃદય શ્લોમ કંઠ અને તાલીમનો આશ્રય કરીને રહે છે અર્થાત તે સ્થાનોમાં વેગનો પ્રાણ થાય છે અને મનુષ્યનો દેવિકા અલ્પ લક્ષોની શ્રુદ્ધ રહીકા સ્થાપે છે શિશુએ લાંબા સમય મન વ્યક્તિ શ્રદ્ધૃમાંથી ઊઠે છે જેને શુદ્ધ વહીકા કહે છે સુર્ધવન ઉદરપાક થી વહન કરે છે કારણ કે ઉદ્ધારનું સ્થાન કુલ પ્રદેશ છે અને ઇકાનો પ્રદેશ થવાનું જણાવે છે અન્ન્જાયીકા એકાએક અતિ પ્રમાણમાં અન્ન અને જળનું સેવન થવાથી પીડિત વાયુ કોષને ઉપર તરફ જાય છે અને અતિ મધ્ય પાન અને મતકારક પદાર્થો અતિ સેવન થી પીડિત વાયુ કોસ્ટથી

ઉધ્વ પ્રદેશમાં અન્નજાયકાનો ઉત્પન્ન કરે છે તેમાં ધીરે ધીરે મંથ અને હેડકી આવે છે અને છીંક પણ આવે છે જે હૃદયમાં યાદી માં મળ સ્થાનમાં પીડા ન કરનારી ઇન્દ્રિયોમાં બાધા ન કરનારી તે સાતમની અન્નના પાન કરવાથી સ્વયં સ્થાન થઈ જાય છે તેને અન્નજાયકા કહેવામાં આવે છે જેના શરીરમાં દોષણો અતિ સંચિત થયેલો હોય અન્નનું સેવન ન કરવાથી કૃશ થયેલ દાદીને ક્ષણ થયેલ વૃદ્ધાવસ્થા અને અતિ મિથુનશીલ હોય તેને પાંચે પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની ઈજા પ્રાણનાશક છે જમણી નાયીકા પ્રલાપીડા તૃષ્ણા મુર્જાયુક્ત હોય અને તે અસાધ્ય છે જમણી કાનો રોગ એ જો બળવાન હોય પ્રબળ મન અને ધાતુ અને ઇન્દ્રિયો સ્થિર હોય તો સાધ્ય છે આનાથી વિપરીત હોય તો બધી

તેને કોઈ અમિકા ન પાંચ પ્રકાર ઉપરાંતમાં લે છે શ્વાસની ફિશર્સ સંપ્રદીકા અફરોકફ ના કારણે અવરોધ અને બીમાર ગામે વાયુ જ્યારે સ્તુતો કાન ઉદ શ્વાસ ની વિશેષ અપ્રોગ રોગ ને કારણે રોગને ઉત્પન્ન કરે છે કફ દ્વારા સ્ત્રોતોમાં આ વાયુ ના માર્ગોમાં અવરોધ થવાથી ચરિતા શ્વાસ રોગની ઉત્પત્તિ થાય છે અહીં કફ કાડી પ્રાણ ઉદગમ ગ્રહણ કરેલ છે જે રોગો ઉદ્ભગતિ વાયુ વાળો દુઃખી થતો બંધન પામેલો મંદોદમાં છાતીમાં ના પેઠે અવાજ યુક્ત દીર્ઘ શ્વાસ લે છે તથા જ્ઞાન વિજ્ઞાન શૂન્ય અહીં બહુવચન થી પ્રાણ ઉદગમ ગ્રહણ કરેલ છે જે રોગો ઉદ્ભગતિ વાયુ વાળો દુઃખી થતો બંધન પામેલો મંદોદમાં છાતીમાં ના પેઠે અવાજ યુક્ત દીર્ઘ શ્વાસ લે છે તથા જ્ઞાન વિજ્ઞાન શૂન્ય ચંચળ નેત્રયુક્ત વિકૃત થયેલી આંખો મુખ યુક્ત રોકાયેલા મળ મૂત્ર યુક્ત ભાંગી તૂટી વાણી વાળો અને બીન થાય છે તેનો શ્વાસ દૂરથી પણ અત્યંત સંભળાય છે તે મહાસવાસથી પીડિત રોગી સિગરહમ મૃત્યુ પામે છે જેમાં દીર્ઘકાળ સુધી શ્વાસ બહાર કાઢવો શક્ય બને છે પરંતુ અંદર ના લઈ શકાય પ્રાણ વાયુ સ્ત્રોત અને મુક્ત કપ થી આવૃત કુપ્પીત વાયુથી પીડિત દ્રષ્ટિ ઊંચી રહે વિકૃત નેત્ર નેત્ર થી આમતેમ જોવું વારંવાર મૂર્છિત થવું અને વેદનાથી પીડિત મુખની સ્પષ્ટતા અને બેચેની ઉદ્ધવ શ્વાસ છોડી શકાય પરંતુ અડધો શ્વાસ રોકાઈ જાય જેથી રોગને વારંવાર બેચેન બનાવીને મૂર્છિત કરીને અંતમાં ઉધ્વ શ્વાસ પ્રાણને ભણે છે સર્વપ્રણો થી પીડિત રોગી જ્યારે પોતાની સંપૂર્ણ શક્તિ વાપરી તૂટક તૂટક શ્વાસ લે છે અથવા હૃદય મર્મ છેદ રૂપી વેદના ને કારણે દુઃખી થતા શ્વાસ લઈ શકતો નથી આના વેદ મોરચા મોરચી પ્રદેશમાં દાહ અનેત્ર અસુભણ અને ચંચળ અત્યંત શ્રીણ કરી શ્વાસ કાઢી એક રોગ નેત્ર માં રક્તતા ચિતની ઉદ્ભવતા જ્ઞાન સંવેદના અન્ય મુખ્યત્વે શરીરની વિરમણતા પ્રહલાપ સંધિબંધમાં જટિલ થયેલું હોય તે છિન્નર શ્વાસ રોગી શિગ્ર પ્રાણ ત્યાગ કરે છે ચીન ફ્રાન્સની આ અવસ્થાને આધુનિક લોકો શોધક ના નામ પરથી સરખાવે છે આમાં રોગી આઠ ધ્વજ શ્વાસ જલ્દી જલ્દી લે છે શ્વાસ પરની ગંભીરતા ઉત્તરો ઉત્તર વધતી જાય છે પછી ધીમે ધીમે અલગો બને છે આશ્રમ નિરંતર ચાલુ રહે છે પ્રત્યેક કર્મો પછી ચોવીશ એકરનો વિશ્રામ રહે છે અહીં શ્વાસોશ્વાસની ગણાવવામાં આવે છે આનું કારણ સ્વાશ કેન્દ્ર તેમાં ઉત્તેજના થી શ્વાસ કાર્ય સંપાદન થાય છે અને આ ઉત્તેજના પ્રાણ પ્રાણગારિત અમુલક દ્વારા થાય છે તેને આવવામાં કેન્દ્રમાં ઉચ્ચ શિથિલતા ને ઉછાળ થાય છે શ્વાસ કેન્દ્રના આ ઉછાળને કારણે શ્વાસનીય જ કેમ ભાઈ કેમ છે મજામાં બસ ભાઈ મોહમદ ભાઈ એક દમ મજામાં તમે બોલો શું કરો છો અરે યાર કઈ નહિ ભાઈ બસ આ દિવાળી ની અને બધા અલગ અલગ જે તહેવાર જે ઉજવવા માં આવી રહ્યા છે એના વિશે લખતો હતો ને મમ્મી થોડું કામ બતાવ્યું હતું ઘર ની સાફ સફાઈ કરવા ની હતી તું શું કરે છે? બસ હું પણ હમણાં જ સફાઈ કરી અભડાઈ સાફ કરવા નું કહ્યું તું મમ્મી એ આજે એવું હે એમ તમે પણ અમર જેમ કામ જ કરો છો એમ ને તો આવે

જુઓ કે india એક બિન સાંપ્રદાયિક દેશ છે અને કેટલા પ્રકાર ના ધર્મ ના લોકો અહિયાં વસે છે શું કેવું ના ના એ તો વાત એક દમ સાચી કીધી આપણા દેશ મા અલગ અલગ ધર્મ ના લોકો વસે છે છતાં પણ એક બીજા સાથે એકતા ની સાથે રહે છે ને એ પણ ખુશ હાલ થી એ જ ને યાર આપડે માં કેટલા તહેવાર છે જોવો ને સરુઆત કરીએ ને ઉતરાયણ ની જે કે જાન new year નાં first month એટલે કે january માં જ આવે છે આ તહેવાર માં લોકો સવારે સવારે પોતાના ધાબા પર ચડી જાય છે પતંગ ચગાવે છે સારા સારા મિષ્ટાન બનાવે છે અને બઉ જ ઉલાસ ભેર ઉજવે છે અને સાંજે તુક્કલ અ ચગાવી ને તે અ તહેવાર નું સમાપન કરે છે અને આમાં થી લોકો માં ખુબ જ ખુશી અનુભવાય છે બધા જ ધર્મ ના લોકો આ તહેવાર ઉજવી શકે છે અને

ના ના તમારી વાત એક દમ સાચી છે આપડે ઉતરાયણ ના દિવસે બઉ જ ઉલ્લાસ સાથે પતંગ ચગાવીએ છીએ અને એની સાથે સાથે ઉતરાયણ જે શિયાળા ના સમય માં આ તહેવાર આવતો હોવા ને કારણે શિયાળા ની અંદર અલગ પ્રકાર ની વાનગી ઓ જેમ કે તલ તલ ની મીઠાઈ તલ ની ચીક્કી એવી અલગ અલગ વસ્તુ પણ અઆપડે બનાવી ને ખાઈએ છીએ પણ બઉ ઉત્સાહ સાથે એની પણ મજા કઈક અલગ જ હોય છે હા યાર બધા તહેવાર જો ને દિવાળી હોય ધૂળેટી હોય હોળી હોય બધા colour ભરી નાખે છે દિપાવલી તો દીવા નો એક તહેવાર છે અને અ હિંદુ ધર્મ માં એમાં સૌથી મોટો તહેવાર ગણાય છે

નાં એ તમારી વાત એક દમ સાચી ને એ પણ આપડા ભારત દેશ ની અંદર તો ખાસમ ખાસ આવી પ્રક્રિયા જોવા મળે છે જેમ કે એ ગણા એવા દેશો હોય છે જે ધર્મ છતાં પણ એમની અંદર એકતા રહી સકતી નથી જ્યારે આપડા ભારત દેશ ની અંદર સૌથી વધારે ધર્મ નાં લોકો રહેતા હોય છે છતાં પણ એ લોકો એક બીજા ના તહેવાર ઉજવે છે ને એક બીજા સાથે ખુબ જ એકતા સાથે રહે છે એ પણ આટલી મોટી વસ્તી ધરાવતા દેશ માં એક અ શક્ય અ શક્ય લગતી વસ્તુ પણ સારી રીતે બની શકે હા એમાં હવે જુઓ પહેલા કેવું હતું કે બધા તહેવાર ઉજવાતા સારી રીતે એક બીજા ના ઘરે ભેગા થતા જાગરણ આવતા તો બધા એક બીજા ના ઘરે ભેગા થતા અને ખુબ જ ઉલ્લાસ ભેર અ ધર્મ ની રીતી થી પોતાની પરંપરા હતી એ રીતી થી તહેવાર ઉજવતા અને પણ હવે શું થઇ રહ્યું છે કે અ laptop mobile આ બધી technology આવા થી લોકો એક બીજા થી દુર થઇ રહ્યા છે અને તહેવાર ના દિવસે પણ

તો technology, modernization, globalization ની આ બધા ની પણ અસરો થઇ રહ્યી છે તહેવારો પર નાં તમારી વાત એક દમ સાચી છે આ બધું technology અથવા તો જે modernization અત્યાર નાં યુગ માં થઇ રહ્યી છે

એ જમા અત્યારે એ બધું જમાના જેવું રહ્યું જ નથી અત્યારે લોકો એક બીજા ને whatsapp માં message થી એક બીજા ને wish કરે છે પણ એક બીજા ને મળવા જતા નથી લોકો ને એક બીજા સાથે થી contact તૂટી ગયો છે હા યાર હવે એ જ જોવો અને એની સાથે સાથે એ જોવો પેલા અ કોઈ બી તહેવાર હોય તો શું થતું કે market માં market માં ભીડ થતી લોકો shopping કરવા જાય વસ્તુઓ લે એક બીજા ના ઘરે જાય તો market પણ ભર્યું ભર્યુ લાગતું પણ પણ online shopping આવવા થી હવે તો લોકો ઘરે બેઠા જ મહા સેલ આવે છે સારા સારા લોકો ને ફાયદો પણ થઇ રહ્યો છે પણ એક જાત ને culture જે છે એ લુપ્ત થવા જઈ રહ્યું છે

કે જેમ કે કરોના lockdown ની બહાર આવી ને લોકો movie જોવા જાય restaurant માં જાય સારું સારું જમવા નું કરે આ બધા પણ એક ફાયદા ઓ છે કે તહેવાર નાં કારણે લોકો stressful રહેતા નથી અને depression જેવી બીમારી થી પીડાતા નથી ને આ તમારી વાત એક દમ સાચી છે આપડા ભારત દેશ ની આ એક અલગ જ ખાસિયત છે કે આપડે અવારનવાર દર પંદર દિવસે અથવા તો મહીને એકાદ તહેવાર આવતો હોય છે જે આપણા જીવન ની અંદર એક અનેરો ઉલ્લાસ લાવી દે છે કે જો કોઈ માણસ કોઈ tension માં હોય અથવા તો એને stress હોય stress માં હોય પરંતુ આપડા દેશ ની અંદર એવું culture જ રહેલું છે કે આપડા આપડા દેશ ની અંદર એવું culture જ રહેલું છે કે અવારનવાર અ નવા નવા તહેવાર ઓ આવતા હોય છે જેથી કરી ને લોકો એક બીજા ની સાથે જોડાય છે અને એક બીજા ની સાથે પોતાની ખુશીઓ ને share કરે છે હા યાર હવે આ બધું તો છે જ પણ તમારું શું કેવું છે જેમ કે અમુક festivals હોય જેથી પ્રદુષણ થ પ્રદુષણ ને invitation આપે છે જેમ કે તમે જોવો દિવાળી પર લાખો ની સંખ્યા માં ફટાકડા ફોડવા માં આવે છે તો તમને નઈ લાગતું environment પર એની અસર થતી હોય નાં એવું નથી હોતું કારણ કે હવે અત્યાર નું પેલા જેવું નથી હોતું કારણ કે પેલા નાં જમાના માં કેવું હતું કે